આ એક ગંગા આરતી જેવું દેખાય છે તેમાં ઘણા બધા માણસો--

પાંચ છો માણસો દૂધની લાઇન મા ઉભા છે અહીંયા દૂધ વગેરે વસ્તુ વેચાઈ છે.

આ એક ગાર્ડન રેસ્ટોરન્ટ જેવુ દેખાય છે કેટલાક ઝાડ બી દેખાય છે અલગ અલગ અહિયા એક શોપ --

અહીંયા એક સાડીની દુકાન છે એક ભાઈ બેઠા છે તે સાડીઓ દેખાડે છે અહીંયા બો--

અહિંયા નાના છોકરાના કપડાની શૉપ છે ત્યાં આગળ ઘણાંબધા નાના છોકરાઓનાં કપડા દેખાય છે છોકરા છોકરી બંનેના કપડા દેખાય છે.

આ એક હો હોનેસ્ટ જેવું દેખાય છે ત્યાં આગળ બધા માણસો જમવા આવે છે અને--

દસ લોકા જેવા બધા લાઇન મા ઉભા છે અને જે વેઇટરો છે એ બધાને જમવાનું પીરસે છે.

અહિયા એક મંદિર દેખાય છે ત્યાં આગળ બારે એવુ લખેલુ છે કે અપના વાહન આ દરવાજા જોડે પાર્ક --

ના કરવાની અને એક લાઈટ પણ દેખાય છે અને ગાડી નો નો પાર્કિંગ નુ ચિન્હ પણ દોરેલો છે.

વહે છે અને એક બાઈક પણ ઉભો છું અને એક માણસ એની સામે જોવે--

બે માણસ બેટિંગ કરે છે કે કેટલાક માણસો ફિલ્ડિંગ ભરે છે.

યુનિયન બેંક નું એ_ટી_એમ પણ છે યુનિયન બેંક ની જાહેરાત પણ છે.

ત્યાં આગળ કેટલીક વાહનો પાર્ક કરેલા છે એક ગાડી પણ છે એક રિક્ષા પણ છે અને કેટલાક માણસ દૂર દેખાય--

લગનનું શૂટ પણ મુકેલો છે ત્રણ ડેકોરેશન માં--

બિલ્ડીંગ જેવું દેખાય છે અને એની બાજુમાં ઘાસ દેખાય છે ત્યાં ઝાડ પણ છે.

અનેક બીજી ચોકલેટો પણ કેક ઉપર લગાવેલી છે આ બર્થડે સેલિબ્રેટ માટેની કેક છે.

આ એક મેટ્રો સ્ટેશન જેવું દેખાય છે ત્યાં આગળ એક સીડીયો પણ છે અને પેલ સાદી સીડીયો પણ છે.

આ એક ઑફિસ મોટ્ટો હૉલ જેવુ દેખાય છે અમુક લેપ્ટાઓ ઉપર ઘણા બધા લેડીઝ જેન્ટ્સ બધા બે--

આ એક ઘર બને છે ત્યાં આગળ ઘણા બધા લોકો કામ કરે છે પછી ધાબા ઉપર સેન્ટીંગ --

એની આ આજુ બાજુ ઘરો પણ દેખાય છે.

આ ઘર વખરીનો સામાન છે ત્યાં ઘણા બધા વાસણો ગોઠવેલા છે.

આ એક ઈડલીની શોપ છે ત્યાં લખેલુ છે ઈડલી.